ક્ટચ કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં તમે શીખશો કે કેવી રીતે લેકચર બનાવવું
ક્ટચ કસ્તમાઈઝ કરવું
તમારું પોતાનું કીબોર્ડ બનાવવું
અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 1110 પર ક્ટચ આવૃત્તિ 171 નો ઉપયોગ કરી રહ્યા છીએ
ક્ટચ ખોલો
નોંધ લો લેવેલ 3 દર્શાવે છે
કારણ કે જયારે આપણે ક્ટચ બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા
હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું
અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે ટીચર્સ લાઇન માં પ્રદર્શિત થશે
મુખ્ય મેનુ માંથી ફાઇલ પસંદ કરો અને એડિટ લેક્ચર પર ક્લિક કરો
ઓપન લેક્ચર ફાઇલ સંવાદ બોક્સ દેખાય છે
હવે ક્રિએટ ન્યૂ લેક્ચર વિકલ્પ પસંદ કરો અને ઓક પર ક્લિક કરો
ક્ટચ લેક્ચર એડિટર સંવાદ બોક્સ દેખાય છે
ટાઇટલ ફિલ્ડમાં એ ડિફોલ્ટ લેક્ચર પસંદ કરો અને રદ કરો અને માય ન્યૂ ટ્રેનિંગ લેક્ચર ટાઇપ કરો
લેવેલ એડિટર લેક્ચર લેવેલ દર્શાવે છે
લેવેલ એડિટર બોક્સ અંદર ક્લિક કરો
હવે દાતા ઓએફ લેવેલ 1 હેઠળ આ લેવલ ફિલ્ડમાં ન્યૂ કેરેક્ટર્સ અંદર એમ્પર્સંદ સ્ટાર અને ડોલર ચિહ્ન દાખલ કરો
આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું
નોંધ લો કે આ અક્ષરો લેવેલ એડિટર બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે
લેવેલ દાતા ફિલ્ડમાં પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો
એમ્પર્સંદ સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો
હવે લેવેલ એડિટર બોક્સ હેઠળ પ્લસ સાઇન પર ક્લિક કરો
શું થયું
બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો લેવેલ એડિટર બોક્સમાં દેખાય છે
લેવેલ એડિટર બોક્સમાં બીજી લાઇન પસંદ કરો
થે દાતા ઓએફ લેવેલ ફિલ્ડ હવે 2 દર્શાવે છે
આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે
લેવેલ ફિલ્ડમાં ન્યૂ કેરેક્ટર્સ માં એફજે દાખલ કરો
લેવેલ દાતા ફિલ્ડમાં એફજે પાંચ વખત દાખલ કરો
ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો
એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો
સવે આઇકોન ઉપર ક્લિક કરો
સવે ટ્રેનિંગ લેક્ચર - ક્ટચ સંવાદ બોક્સ દેખાય છે
નામે ફિલ્ડમાં ન્યૂ ટ્રેનિંગ લેક્ચર દાખલ કરો
હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ
ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં ત્રિકોણ પર ક્લિક કરો
ફાઈલના ફોરમેટ માટે ક્ટચ લેક્ચર ફાઈલો starktouchએક્સએમએલ કૌંસ અંદર પસંદ કરો
ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો
સવે પર ક્લિક કરો
ક્ટચ લેક્ચર એડિટર સંવાદ બોક્સ હવે ન્યૂ ટ્રેનિંગ લેક્ચર નામ દર્શાવે છે
આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે
ક્ટચ લેક્ચર એડિટર સંવાદ બોક્સ બંધ કરો
હવે આપણે બનાવેલ લેકચર ખોલો
મુખ્ય મેનુ માંથી ફાઇલ પસંદ કરો અને પછી ઓપન લેક્ચર પર ક્લિક કરો
સિલેક્ટ ટ્રેનિંગ લેક્ચર ફાઇલ સંવાદ બોક્સ દેખાય છે
ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને ન્યૂ ટ્રેનિંગ lecturektouchએક્સએમએલ પસંદ કરો
નોંધ લો કે સંકેતો એએમપી અને ટીચર્સ લાઇન માં પ્રદર્શિત થયા છે
ટાઈપીંગ શરુ કરીએ
આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે
ક્ટચ ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે મુખ્ય મેનુ માંથી ફાઇલ પસંદ કરો ઓપન લેક્ચર પર ક્લિક કરો
આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો
root gtusr gtshare gtkde4 gtapps જીટીકેટચ અને englishktouchએક્સએમએલ પસંદ કરો
આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે ક્ટચ કસ્ટમાઇઝ કરી શકીએ છીએ
ઉદાહરણ તરીકે જો તમે ટીચર્સ લાઇન માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો સ્ટુડન્ટ લાઇન લાલ થાય છે
તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો
હવે રંગ સુયોજનો બદલીશું
મુખ્ય મેનુ માંથી સેટિંગ્સ પસંદ કરો અને કોન્ફિગર - ક્ટચ પર ક્લિક કરો
કોન્ફિગર - ક્ટચ સંવાદ બોક્સ દેખાય છે
કોન્ફિગર - ક્ટચ સંવાદ બોક્સમાં કલર સેટિંગ્સ ઉપર ક્લિક કરો
કલર સેટિંગ્સ વિગતો દેખાય છે
યુએસઇ કસ્ટમ કલર ફોર ટાઇપિંગ લાઇન બોક્સ ને ચેક કરો
ટીચર્સ લાઇન ફિલ્ડમાં ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો
select કલર સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે
select કલર સંવાદ બૉક્સમાં ગ્રીન પર ક્લિક કરો
ઓક પર ક્લિક કરો
કોન્ફિગર - ક્ટચ સંવાદ બોક્સ દેખાય છે
એપ્લાય ઉપર ક્લિક કરો
ઓક ઉપર ક્લિક કરો
ટીચર્સ લાઇન માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે
હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું
નવું કીબોર્ડ બનાવવા માટે આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે
તેમાં ફેરફારો કરો અને અલગ નામ સાથે તેને સંગ્રહો
મુખ્ય મેનુ માંથી ફાઇલ પસંદ કરો અને એડિટ કીબોર્ડ લેઆઉટ પર ક્લિક કરો
ઓપન કીબોર્ડ ફાઇલ સંવાદ બોક્સ દેખાય છે
ઓપન કીબોર્ડ ફાઇલ સંવાદ બૉક્સમાં ઓપન એ ડિફોલ્ટ કીબોર્ડ પસંદ કરો
હવે આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો
કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે
enkeyboardએક્સએમએલ પસંદ કરો
ઓક પર ક્લિક કરો
ક્ટચ કીબોર્ડ એડિટર સંવાદ બોક્સ દેખાય છે
કીબોર્ડ ટાઇટલ ફિલ્ડમાં ટ્રેનિંગ કીબોર્ડ દાખલ કરો
આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે
લેન્ગ્વેજ ઇડ ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી ઇએન પસંદ કરો
હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો
સેટ કીબોર્ડ ફોન્ટ ઉપર ક્લિક કરો
સિલેક્ટ ફોન્ટ - ક્ટચ સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે
સિલેક્ટ ફોન્ટ ક્ટચ સંવાદ બોક્સમાં ફોન્ટ માટે ઉબુન્ટુ ફોન્ટ સ્ટાઇલ માટે ઇટાલિક અને સાઇઝ માટે 11 પસંદ કરીએ
હવે ઓક ઉપર ક્લિક કરો
કીબોર્ડ સંગ્રહવા માટે સવે કીબોર્ડ એએસ ઉપર ક્લિક કરો
સવે કીબોર્ડ - ક્ટચ સંવાદ બોક્સ દેખાય છે
આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો
root gtusr gtshare gtkde4 gtapps જીટીકેટચ અને englishktouchએક્સએમએલ પસંદ કરો
નામે ફિલ્ડમાં practicekeyboardxmlક્લિક દાખલ કરો
સવે ઉપર ક્લિક કરો
ફાઈલ લ્ટનામેગ્ટ
keyboardએક્સએમએલ ફોરમેટમાં સંગ્રહાય છે
ક્લોઝ પર ક્લિક કરો
શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો
તમારે તેને kde ઇડીયુ મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે
તે પછી ક્ટચ ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે
ક્ટચ પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે
આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા
આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા બદલતા અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા
અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે
તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો
કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો
પરિણામો તપાસો
નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ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
જોડાવા બદ્દલ આભાર